પ્લસ ની ઉપર સ્ટાર જેવુ દેખાય રહ્યું છે અને કંઈક સ્લોગન લગાવેલું હોય એવું લાગતું રહ્યું છે.

જય જલારામ ખમણ હાઉસ એવું લગાવેલું છે યલો એન્ડ વાઈટ કલર ના બલૂન લગાવેલા છે અ બાર ચાર માણસો છે.

ગોળ રાઉન્ડ વાળી એલ_ઇ_ડી લાઇટ લગાવેલી છે બ્લુ કલર ના છ સોફા એક ખુરશી ટાઈપ લગાવેલા છે.

આ બહુ મોટો ડેમ જેવું એક ડેમ છે સરસ મજાનું પાણી ડેમ પરથી નીચે આવી રહ્યું છે નદી છે.

મંદિર પર ધ્વજા ફરકી રહી છે એક મોટું સરસ મજાનું ઝાડ દેખાય છે વાડળો સરસ મજાના ડેખાય છે.

અહીંયા સરસ મજાનો ઢોધ દેખાઈ રહ્યો છે એક નાનું અમથું ખેટર જેવું છે એમાં પાઈપ પડેલો છે.

જે ધોઢ છે એ સફેદ કલર નું પાણી એટલે દૂધ જેવું પડતુ હોય એવું લાગી જ રહ્યું છે.

એનું કાર્ડ મુકેલુ છે સામે વોલ પર પીઝા નો ફોટો લગાવેલો છે.

યલો કલર ની ખુરશી છે બ્લુ કલર ની ખુશી છે દિવાલનો કલર યેલો છે એન્ડ વાઈટ છે.

કારણકે એની સામે ટ્રાન્સપોર્ટ ના વાહનો ઉભેલા ઉભા કરેલા છે.

એક લેડીઝ વાઈટ ડ્રેસ માં દેખાઈ રહ્યા છે ચ છોરાવો ઉભા છે વિદ્યાલયની બહાર.

તેની અંદર ઓડોનીલ મૂકેલું છે જેને બેક પેન કમરનો પેન હોય એના માટેના બેલ્ટ મુકેલા છે.

આ એક સિનેમા હોલ એ હોય એવું લાગી રહ્યું છે પણ સિનેમા હોલ નથી અહીં કોઈક કોન્ફરન્સ મીટીંગ થવાની હોય એવું લાગી રહ્યું છે.

ગ્રીન કલર ની ચટણી છે આ કેળાના પાન પર વાઈટ ડીશ માં પરેસેલું છે વાટકીમાં ચટણી છે.

કારણ કે અહીંયા બહુ બધી ગાડીઓ મૂકેલી છે ફોરવીલર અને સામે કોઈક દુકાન કે એવું શોપ જેવું દેખાઈ રહ્યું છે.

વાડળો દેખાય રહ્યા છે લીલા ઘટાડાર વૃક્ષો આજુબાજુમાં દેખાય રહ્યા છે અને માણસો ચાલી રહ્યા છે.